હ કૈક કે

હમ જો બીજુ શો ચાલે છે?

latest film કેવી હતી latest કાઈ નથી જોયી.

latest freddy જોયી હતી

બકવાસ film હતી.

અરે film ચૂપ ની વાત કરું છુ જેમાં આપનો સન્ની દેવોલ અને પૂજા ભ છે ગધેડ તું ગધેડા હા તારું તો દિમાગ ગયું છે કઈ યાદ નથી.

તારું સાંભળી ને શું કરું હું કઈ વોલો નથી રણધીર કપૂર કે તારું તું મંદાકિની નથી કે ગયાં ગાય છે સન સાયબા સન પ્યાર કી ધૂ મેને તુજે ચૂંન લિયા તું ભી મુજહૈ ચુન ચુન ચુન ચુન સુન સાઈબા સુન તું બેસૂરા છે. પ્યાર કી ધૂન

મારુ સુર એકદમ માસ્ટ છ હો. નારથી બકવાસ છે એકદ આજે ગબ્બર થ ચંદન ઢોળાય છે આ તમ બેસૂરા છે.

હમ શૂ કીધું અત્યરે વોલ્યૂ ગયાં સાંભળવું સંભાળ

મારુ મન મોર બની થાનઘાટ કરે. મારું મન મોરબાની થાન ગાટ કરે.

આવે છે જગદંબા આવે છે ચાલ હવે આવજે તે બો મારુ દિમા ખરાબ કર્યું.

આવજો આવજો.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

શાકાહારી પ્રાણીઓ બધા જ આપડા પર attack કરે છે એવું નઈ હોતું કે બધા પ્રાણીઓ attack કરે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

પ્રાણીઓ ને પછી આપડે તેને યોગ્ય તરીકે નિકાલ કરવો જોઈએ ને ગમેતે કરીને જેટલું ભી થાય મોટ્ટા જઈએ તો all over આપડે કાઈએ ને પ્રાણીઓ આપડા જીવન જરૂરિયાત ની ઉપયોગી વસ્તુ છે હર વસ્તુ તરીકે હર રીતે. હા રિતિક ભાઈ આપણે અત્યારે news માટે વાત કરવાની છે

એમાં પણ પંદર over ની જ match ચાલુ થઈ ટી અને સી એસ કે win થયું તો એ બાબતે તમારે શું કહેવું છે

ત્યાં stadium માં એક લાખથી વધારે હમણાં જે હિન્દુત્વ ના છોકરા હતા બધા બરાબર છે family સાથે જોવા ગયા હોય ભારતના બધા તો ત્યાં chennai super king team ની

ચેન્નઈના પણ ચાહકો હતા અને સામે ગુજરાતના પણ ચાહકો હતા ઠીક છે તમે જણાવ્યું કે ત્યાં match માં વરસાદ પડ્યો હતો તો public પણ નિરાશ થઈ ગયેલી ત્યાની કે હવે આગળ match નું શું થશે

હવે મારું કહેવું તો એવું છે કે ચાલો માની લો કે match અત્યારે જે રત થઈ હતી બીજા દિવસે રમવાની પણ નથી હવે એના માટે જે બહારથી લોકો આવ્યા હતા જેમને બહુ બધું પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો છે જેમ કે જે અમુક લોકો બહાર થી આવ્યા તા એમની ticket હશે કોઈ બહારથી આવ્યા છે તો railway ની ય તો flight ની ticket હશે હવે એમને એ દિવસે તો

એમને તો વિચારો ને બહુ તકલીફ થઇ હશે ને તમારું શું કહેવું એ બાબત પર

કે વરસાદનો માહોલ જામ્યો હતો વરસાદ એ વખતે જે માહોલ બન્યો હતો ને pitch ઉપર રમવા માટે ખેલાડીઓ પણ ભેગા થયા હતા એમને જણાવ્યું કે આજે final છે શું ત્યાં stage પણ બાંધ્યા હતા function પણ થવાનું હતું સારો એવો માહોલ જામ્યો હતો કે ત્યાં singer પણ આવ્યા હતા જે બહારથી આવ્યા હતા એમને પણ અહીંયા ફરીથી રોકાવું પડ્યું હતું કે જે વરસાદના કારણે flight પણ જે બહારથી આવી તી જઈ શકે એમ નથી કેમ કે વરસાદનો માહોલ વધતો જતો તો અને stadium માં ચાહકો પણ વધતા તા અને ગરમીનો પણ માહોલ થઈ ગયો હતો તો match પણ રદ કરી દેવામાં આવી હતી એ તારીખે અઠ્ઠાવીશ તારીખ ના રોજ બરાબર અને આગળ જતા શું થવાનું હતું એ પણ એ વિચારતા કે આગળ શું થશે હમણાં કે match થશે કે નહિ થશે આજે કોણ જીતશે એવા વિચારો એ લોકોના મગજમાં એવા વિચારો ચાલતા જ હતા પછી આગળ શું થયું એકદમ કે match એવું જણાવ્યું કે સાડા નવ સુધી વરસાદ બંધ થઈ જશે તો આગળ રમાશે તેઓ ભગવાનને પણ પ્રાર્થના કરતા હતા કે match બંધ ના થવી જોઈએ રમાવી જોઈએ ઠીક છે માહોલ પણ સારો ચાલતું હતું ત્યાં તો તમારું શું કહેવું છે વિશાલભાઈ હવે આમાં તો કેવું છે કે મેં સારી રીતે finish થઈ ગઈ છે હવે match માં જેમ કે cskwin થઈ ગુજરાતના પણ જે ચાહકો છે નિરાશ થયા હશે અને match જે સારી રીતે બહારથી જે ચાહકો હતા એમને પણ match જોયા વગર ગયા જ નહીં હવે match નું કેવું છે કે match નો તો મને પણ બહુ શોખ છે જેમકે match જીયાર સુધી ચાલુ ન થઈ ત્યાં સુધી તો મેં પણ બહુ જ wait કરી છે બહારથી જ લોકો આવ્યા હશે એમને તો ઉત્સાહ જેટલો હશે કે અમારે તો match મેં જોઈને જવું છે

બહુ બધું લોકો બહાર અત્યારે ફરવા જાય છે જે લોકો એમના માટે પણ મારે એટલું કહેવું જોઈએ છે કે અત્યારે સાચવીને બહાર જાય જેમ કે અત્યારે બધા બહુ જ લોકો કેદારનાથ છે

હા વિશાલ ભાઈ તમે જણાવ્યું કે અત્યારે બાળકોને vacation પડ્યું છે ઠીક છે મેં કેદારનાથ છે ચારધામ યાત્રા જતા હોય છે હરિદ્વાર છે કેદારનાથ છે એ બહુ સારી જગ્યા છે ફરવા માટે કે ત્યાં ની સંસ્કૃતિ ને લગતી જાણકારી જાણકારી વધે છે એના કારણે કે ત્યાં જે મોસમ હોય છે ત્યાંના બરોબર કેદારનાથ નું જે મંદિર આવેલું છે શંકર ભગવાન ભોલેનાથ કહે છે આપણે કે ત્યાં સારી એવી પરંપરા પણ છે

કે વધુ ભક્તોના કારણે ત્યાં છે અમુક સડકો છે રસ્તા છે અમુક ત્યાંના કે ત્યાં રોકી દેવામાં આવે છે કે કે અત્યારે આગળ જે બનાવ બન્યો તમે જણાવ્યું કે વરસાદનો માહોલ ચાલી રહ્યો છે તો ત્યાં બરફ પીગળવાના કારણે આગળ જય નથી શકતા ત્યાં રોકવામાં આવે છે પણ અમુક જે ઉત્સાહી હોય છે અંદરથી કે અમારે બસ ફરવા આવ્યા છે ફરવું જ છે અમારે મગજમાં વિચારી લીધું છે અને જતા હોય છે આગળ અમુક cycling લઈને આવે છે બરોબર અને ચાલતા પણ આવે છે ત્યાં તો તમારું શું કહેવાના પર વિશાલભાઈ હવે મારું કેવું તો એમ છે કે જેમ બધા ફરવા લોકો જતા જ હોય છે અને સારી વસ્તુ છે કે જે કેદારનાથ અમરનાથ છે બધા ના ભાગ્યમાં તો હોતું નથી ત્યાં જવાનું માટે અને જેનું નસીબ વાળા હોય છે ભગવાન જેને બોલાવે છે જય શકે છે ત્યાં તો હવે અત્યારે મારું કેવું એવું છે કે તેનું એવું છે કે છ મહિના સુધી જ એ મંદિર છે ખુલ્લુ રહેતું હોય છે

જેની ticket પણ હમ અત્યારે પાંચેક હજારની ઉપર હશે તો એ બાબતે તમારું કેવું છે રીતિક ભાઈ

બરાબર કે જે ભક્તો હોય છે એમને મનમાં એવું હોય છે કે ફરવું જ છે બરાબર એ લોકોને એક ઉત્સાહક મગજમાં કે આપણે

ભક્તો બધી જગ્યાએથી આવતા હોય છે અવનવાર પણ આ મોકો એમને મળી શકે એવો હોય છે પણ અમુક જે તમે જણાવ્યું કે નસીબમાં એ જ જઈ શકે છે બરોબર પણ એ વસ્તુ પણ સારી છે કે જવું જરૂરી છે આપણી સંસ્કૃતિને આગળ વધતા ખ્યાલ આપી શકે કે મેં આ જગ્યાએ ગયા હતા આ time ઉપર આ વસ્તુ બની હતી એ વસ્તુ પણ સારી છે કે ભારત માં નાગરિક છો તો ત્યાં જવું જરૂરી છે કે આપણે જાણવું જરૂરી છે કે આગળ જતા આપણને ખ્યાલ આવે કે આ જે પરંપરા ચાલતી આવે છે છ મહિના જ કેમ મંદિર ચાલુ હોય છે છ મહિના પછી શું થતું હશે આપણે એ વિચાર આવતા હોય છે વિશાલભાઈ તો તમારું શું કહેવું આ વિશે મારું કેવું તો એ જ છે કે જેએમ કે આપણે અમરનાથ છે કેદારનાથ છે ચારધામની યાત્રા છે આ બધી જગ્યાએ જવું જોઈએ અને મારું કેવું તો એવું છે કે આપણે તમામ જે હિન્દુ લોકો છે એ બધાને એવો નિયમ રાખવો જોઈએ કે એકવાર તો ત્યાં જવું જ જોઈએ ફરવા મારો પણ એક નિયમ છે કે મારે પણ એકવાર જવું છે ત્યાં હવે તો ભગવાન બોલાવે ત્યારે આપણે જઈ શકીએ છે એમાં તો આપણે પણ કઈ કરી નથી શકતા પણ મારું એવું કેવું છે કે એ side નું જે વાતાવરણ છે જે બરફની વાતાવરણ અંદર હવે આપણે અત્યારે જોઈએ અહીંયા આટલી ગરમી છે ને ત્યાંનું વાતાવરણ એકદમ બરફથી હોય છે તો ત્યાં અત્યારે પણ આપણે જઈએ તો ત્યાંનું વાતાવરણ જોઈને આપણને મજા આવે સાથે ફરવાનું પણ મજા આવે દર્શન પણ થઈ રહ્યા છે જેવી રીતે જોઈ રહ્યા છે આપણે અમરનાથ કેદારનાથ મા તો અત્યારે બવ જ આપણે લોકો જઈ રહ્યા છે અહીંયા થી તો મારુ એવું કેવું તો એવું છે કે આપણે તો ત્યાં ફરવા જવું જ જોઈએ સે તો તમારું શું કહેવું છે

તો જયભાઈ agriculture એટલે ખેતી. ખેતી એટલે જેમાં આપણે કોઈ પણ પાક હોય, કોઈ પણ ઝાડ હોય, છોડ હોય. એને આપણે બીજને વાવીએ. સિંચાઇ કરીએ, એની માવજત કરીએ, એનો ઉછેર કરીએ અને એમાંથી આપડે મેળવતો પાક ઉતારીએ એને ખેતી કહેવાય. ખેતી છે એના એનો બહુ જ મહત્વ છે. જે અનાજ છે, ફળ છે, કે જીવન જરૂરિયાત વસ્તુ છે ઈ બધી ખેતીથી જ ઉત્પન્ન થાય છે. એના માટે જે આપડે જરૂરિયાતો હતી સિંચાઇ એટલે પાણી, થી પાણી ક્યાં ક્યાંથી ઉપલબ્ધ થઈ શકે છે?

ને એમાંથી પહેલા ધોળીયા પદ્ધતિ. કે જેમાં આપણે પાણી સૌપ્રથમ tractor ની મદદથી ખેતરમાં પારા કરી અને પાણી છૂટું છવાયું પાણીનું પ્રસાર કરવામાં આવે છે અને ત્યાર પછી ટપક સિચાઈ પદ્ધતિ, કે જેના દ્વારા line હોય અને આખા ખેતરમાં ચોકસ સમ ચોકસ માપે line લાઈન નાખી અને તેનો તેના દ્વારે સિચાઈ કરવામાં આવે છે અને ત્રીજું આપણું છે આહ ફૂંવરા પદ્ધતિ, જેમાં મુખ્યત્વે વધારે પ્રમાણમાં પાણીની pressure જોઈએ છે Pressure દ્વારા ફૂંવરાથી આખા ખેતરમાં તેની સિચાઈ થાય છે. હવે તમને, મીતભાઈ તમે એ તમે મને જણાવો જૈવિક ખેતી અને અજૈવિક ખેતીમાં શું ફરક છે? અને તેના વિષે મને થોડુક સમજાવશો.

મુખ્યત્વે એનો જ વપરાશ થાય છે. અજૈવિક ખેતી છે એમાં બધાં જ પ્રકારના જે રાસાયણિક ખાતર હોય જેવા કે DAP છે પછી યુરિયા છે પછી જંતુનાશક દવાઓ છે બધી, એ બધીજ એમાં વપરાશમાં લેવામાં આવે છે. તો એને અજૈવિક ખેતી કહેવાય અને હવે તેના બદલ હવે પહેલાના સમયમાં technique અને એટલો તેનો સમાવેશ થતો નતો ને પહેલા બળદ અને ત્યાં બળદ અને તેનો ઉપયોગ થતો, ગાડા નો ઉપયોગ થતો.